યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં પાંચમાં ભાગમાં તમારું સ્વાગત છે
આપણે રજીસ્ટ્રેશન લોગીન પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું
ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે
છેલ્લા ભાગમાં તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું
બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું
ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું
માનીએ કે યુઝરનેમ એલેક્સ છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો
જયારે હું લોગીનમાં ક્લિક કરું છું ફરીથી ઇન્કરેક્ટ પાસવર્ડ
આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી
હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ
આ થત યુઝર ડોએસન્ટ એક્સિસ્ટ્સ
બતાવશે
પરંતુ અહીં આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે
હવે પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની md5 એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે
આપણે આ આ રીતે કરી શકીએ લોગીન પેજ પર પાછા જઈ જે પહેલાનાં ટ્યુટોરીયલ યુઝર લોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું
એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ
તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે
પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે
આ સમયે માનીએ કે પાસવર્ડ સ્લાઇસર ઉ કે 1 છે
તો આ પાસવર્ડ છે જે હું અહીં ટાઈપ કરી રહ્યી છું
આ ખુબ જુનો છે
સ્લાઇસર ઉ કે 1
ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ સ્લાઇસરુક1 સમાન છે
પણ આ પાસવર્ડ ડીબીપાસવર્ડ સમાન છે
તેથી સરખામણી મળી નથી રહ્યી
આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ
તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે તો આ એનક્રિપ્ટ થયેલ સ્લાઇસર ઉ કે 1 છે જે આ સ્લાઇસર ઉ કે 1 સમાન છે
તો એમડી5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં એમડી5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ
હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ
ફરીથી એરર
હું ફરી પ્રયાસ કરું
લોગીન પર ક્લિક કરો
ના આ કામ નથી કરી રહ્યું
આને તપાસીએ
પાસવર્ડ પોસ્ટ પાસવર્ડ સમાન છે તો એમડી5 પાસવર્ડ છે
હું પાછળ જઈ રીફ્રેશ કરું
પાસવર્ડ ટાઈપ કરીશ
ઠીક છે હું જાણું છું કે અહીં શું સમસ્યા છે
અહીં સમસ્યા છે કે આપણો એમડી5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે
આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે
તો આ માટે મર્યાદા વધારીશું માની લો 100
મને પૂર્ણરીતે ખાતરી નથી કે એમડી5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે પણ લેંગ્થ વેલ્યુ 100 લખીશ
આને સંગ્રહીત કરો
કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ
ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ
તો રજીસ્ટર
યુઝરનેમ પસંદ કરો
ધારો કે એલેક્સ જેવું પહેલા કહ્યું હતું
પાસવર્ડ પસંદ કરો ધારો કે સ્લાઇસર ઉ કે 1
અને રજિસ્ટર પર ક્લિક કરો
યુ હવે બીન રજિસ્ટર્ડ
રિટર્ન ટીઓ લોગિન પેજ
હવે ડેટાબેઝ ફરીથી તપાસીએ
આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે
તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું
આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ
ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો
આશા રાખું છું તમને આ સમજાયું છે
જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો
અને આ યુઝર રજીસ્ટ્રેશન છે
આ યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે
તો આ એકસાથે રાખી એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે
હું આ મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ
ઉદાહરણ તરીકે
હું કંઈક પર એક પ્રોજેક્ટ બનાવી શકું છું જે કે યુઝર લોગીન અને યુઝર રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરે છે
તો હું આને ખુબ વાપરીશ
તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં પ્રોજેક્ટો તપાસો
જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો તો મને જણાવો
ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો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
જોડાવા બદ્દલ આભાર